લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું લીબરઓફીસ બેઝ શું છે
બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો છે બેઝ સાથે તમે શું સાથે શું કરી શકો
રીલેશનલ ડેટાબેઝ બેઝિક્સ નવો ડેટાબેઝ બનાવવો નવું કોષ્ટક બનાવવું
લીબરઓફીસ બેઝ એ લીબર સ્યુટનું ડેટાબેઝ ફ્રન્ટ એન્ડ છે
બેઝ એ માઈક્રોસોફ્ટ એક્સેસ ને સમાન જ છે
બેઝ મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે વિનામૂલ્ય અને ઉપયોગ કરવા અને વિતરણ કરવા માટે સ્વતંત્ર છે
ચાલો બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો જોઈએ
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ માટેની સિસ્ટમ આવશ્યકતાઓ નીચે પ્રમાણે છે
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 સર્વિસ પેક 4 અથવા ઊંચી એક્સપી વિસ્તા ઓર વિન્ડોઝ 7pentium કોમ્પેટિબલ પીસી હાર્ડ ડિસ્ક જગ્યા ઉપલબ્ધ ઉબુન્ટુ લિનક્સ માટે સિસ્ટમ આવશ્યકતાઓ અહીં છે
લિનક્સ કર્નેલ વર્ઝન 2618 અથવા ઊંચીPentium compatible પીસી વિન્ડોઝ અને લિનક્સ બંને ના સંસ્થાપન માટે આપણને 256 એમબી રામ 512 એમબી રામ આગ્રહણીય છે જરૂરી છે
સિસ્ટમ જરૂરિયાતો વિશેની સંપૂર્ણ માહિતી માટે httpwwwlibreofficeorgget helpsystem requirements ની મુલાકાત લો
તમારે જાવા રનટાઇમ એન્વાયર્નમેન્ટ ને પણ સંસ્થાપિત કરવાની જરૂર રહેશે કે જે તમે નીચેની લીન્ક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો httpwwwjavacomendownloadindexjsp
કેન્દ્રમાં આવેલા ફ્રી જાવા ડાઉનલોડ લખેલ લાલ બટન પર ક્લિક કરો
જેવી ફાઇલ ડાઉનલોડ થઇ જાય તે ઉપર બે વખત ક્લિક કરો અને સંસ્થાપન કરવા માટે સૂચનો અનુસરો
ચાલો હવે લીબરઓફીસ બેઝ ના સંસ્થાપન માટે જોઈએ જો કોમ્પ્લીટ સંસ્થાપન વિકલ્પ સાથે તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કર્યું હોય તો તમે તમારી સ્ક્રીનના ડાબા તળિયે સ્ટાર્ટ મેનૂ પર ક્લિક કરી લીબરઓફીસ બેઝ વાપરી શકો છો
અલ્લ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો અને પછી લિબ્રિઓફિસ સુતે પર ક્લિક કરો
જો તમે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત ન કરેલ હોય તમે ઓફીસીયલ વેબસાઇટ httpwwwlibreofficeorg મુલાકાત લઈ અને લીલા વિસ્તાર જે ઉપર ડાઉનલોડ લિબ્રિઓફિસ લખેલ છે તે પર ક્લિક કરી બેઝ સંસ્થાપિત કરી શકો છો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
યાદ રાખો સંસ્થાપિત કરતી વખતે બેઝ સંસ્થાપિત કરવા માટે આ કોમ્પ્લીટ વિકલ્પ નો ઉપયોગ કરવો
ઠીક છે ચાલો હવે આગામી વિષય પર જઈએ
લીબરઓફીસ બેઝ સાથે તમે શું શું કરી શકો
બેઝ સાથે તમે સંગઠિત ડેટા સંગ્રહ કરી શકો છો
ડેટા એન્ટ્રી અને ફોર્મ્સનો ઉપયોગ કરીને ડેટા જોઈ શકો છો
પ્રશ્નો અને ડિઝાઇન ના ઉપયોગ થી માહિતી મેળવવી અને સરસ પ્રિન્ટર રેડી રિપોર્ટો બનાવી શકાય છે
બેઝ ડેટાબેઝોને વ્યવસ્થિત રાખવા માટે મદદ કરે છે
કદાચ તમને ખબર હશે ડેટાબેઝ એ ડેટાફોર્મ ક્વેરી અને રિપોર્ટો નું એક જૂથ છે
ઉદાહરણ તરીકે બેઝ ગ્રાહક માહિતી માટેના ડેટાબેઝો એટલે કે કસ્ટમર ઇન્ફોર્મેશન ડેટાબેસ ને વ્યવસ્થિત કરવા માટે વાપરી શકાય છે વેચાણ ઓર્ડર અને ઇન્વૉઇસેસ ટ્રેક કરવા વિદ્યાર્થીઓ ના ગ્રેડ ડેટાબેઝો જાળવવા અથવા લાઈબ્રેરી ડેટાબેઝ બનાવવા
ચાલો હવે ડેટાબેઝો માટે અમુક પાયાગત વિશે શીખીએ
ડેટાબેઝમાં કોષ્ટકો માં ડેટા સંગ્રહિત અને યોજવામાં આવે છે
કોષ્ટકો પાસે પંક્તિઓ અને સ્તંભોમાં અલગ ટુકડાઓમાં ડેટા સંગ્રહિત થયેલા હોય છે
આવા ડેટાબેઝ ને રીલેશનલ ડેટાબેઝ પણ કહેવામાં આવે છે જ્યાં કોષ્ટકો એકબીજા સાથે કૉલમની મદદથી સંબંધિત હોય છે
ચાલો લાઈબ્રેરી માટે એક સરળ ડેટાબેઝ ધારો
લાઈબ્રેરી પુસ્તકોનો સમૂહ હોય શકે છે
અને પુસ્તકો લાઈબ્રેરીના સભ્યો ને આપી શકાય છે
પુસ્તક ને શીર્ષક લેખક પ્રકાશક પ્રકાશન વર્ષ અને ભાવ હોય શકે છે
આને લક્ષણો એટલે કે કેરેક્ટેરિસ્ટિક્સ અથવા ગુણધર્મો એટલે કે એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે
એ જ રીતે એક લાઈબ્રેરી સભ્યને નામ ફોન નંબર અને સરનામું હોય છે
અને લાઈબ્રેરી પુસ્તકો ફક્ત તેના સભ્યો ને જ આપી શકાય છે
ચાલો હવે જોઈએ આ ડેટાને અલગ કોષ્ટકોની પંક્તિઓ અને સ્તંભો તરીકે અલગ કેવી રીતે સંગ્રહ કરી શકાય છે
દરેક પુસ્તક વિશેની માહિતી બુક્સ કોષ્ટકમાં સંગ્રહિત કરી શકાય છે તેના આ ગુણધર્મો સ્તંભો બને છે બુક ટાઇટલ ઓથોર પબ્લિશર યીયર ઓએફ પબ્લિકેશન એન્ડ પ્રાઇસ
દરેક પુસ્તકને અલગ પાડવા માટે ચાલો એક અનન્ય ઓળખકર્તા સ્તંભ એટલે કે યુનિક આઇડેન્ટિફાયર કોલમ્ન બુકિડ ઉમેરીએ
આ રીતે આપણી પાસે બે સંપૂર્ણપણે અલગ પુસ્તકો સમાન શીર્ષક સાથે હોય શકે
તે જ રીતે મેમ્બર્સ કોષ્ટક પાસે નામે અને ફોન જેવી સ્તંભો હોઈ શકે અને દરેક સભ્ય ને અલગ રીતે ઓળખવા માટે મેમ્બર ઇડ
લ્ટપોઝેગ્ટ અને આપણું ત્રીજુ કોષ્ટક બુકસિશ્યુડ માં આપણે પુસ્તકો લીધેલ સભ્યો ને રાખી શકીએ છીએ
આ કોષ્ટક બુક ઇશ્યુડ થે મેમ્બર દાતે ઓએફ ઇશ્યુ દાતે ઓએફ રિટર્ન એક્ચ્યુઅલ દાતે ઓએફ રિટર્ન વ્હેથર ચેક્ડ ઇન ઓર નોટ એનો ટ્રેક રાખશે
ડેટાને એકબીજા સાથે જોડવા માટે આપણે આ કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ
હવે આ આપણને રીલેશનલ ડેટાબેઝ વ્યવસ્થિત કરવા માટે મદદ કરે છે
રીલેશનલ ડેટાબેઝ પરના અદ્યતન વિષયો માટે અમારા અન્ય ટ્યુટોરીયલો ને વેબસાઇટ httpspoken tutorialorg ની મુલાકાત લઈ સંદર્ભ લો
ઠીક છે ચાલો હવે લાઇબ્રેરી કહેવાતા આપણા પ્રથમ બેઝ ડેટાબેઝ સાથે શરુ કરીએ
નવો ડેટાબેઝ બનાવવા માટે ચાલો પ્રથમ બેઝ પ્રોગ્રામ ખોલીએ
પછી સ્ક્રીનના તળિયે વિન્ડોવ્સના સ્ટાર્ટ મેનૂ પર ક્લિક કરો પછી અલ્લ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કરો પછી લિબ્રિઓફિસ સ્યુટ અને લિબ્રિઓફિસ બેઝ પર ક્લિક કરો
ડેટાબેઝ વિઝાર્ડ શીર્ષક ધરાવતી એક પોપ અપ વિન્ડો ખૂલે છે
નવો ડેટાબેઝ બનાવવા માટે નેક્સ્ટ બટન પર ક્લિક કરો
નીચેની વિન્ડોમાં ફિનિશ બટન પર ક્લિક કરો
આ સવે એએસ વિન્ડો ખોલે છે
આપણે લાયબ્રેરી ડેટાબેઝ બનાવી રહ્યા હોવાને કારણે આપણે ફાઇલ નામે લખાણ બોક્સમાં લાઇબ્રેરી લખીશું
અને પછી સવે બટન પર ક્લિક કરો
હવે આપણે અંદર છીએ
આગળ ચાલો ડેટા સંગ્રહ કરવા માટે કોષ્ટકો બનાવીએ
નવું કોષ્ટક બનાવવા માટે ડાબી બાજુ પર ડેટાબેઝ યાદીમાં ટેબલ્સ ચિહ્ન પર ક્લિક કરો
જમણી તકતી પર ટાસ્ટ લિસ્ટ માં ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરો
તે અન્ય વિન્ડો ખોલશે
અહીં ફિલ્ડ નામે હેઠળ પ્રથમ સ્તંભ તરીકે બુકિડ લખો
ફિલ્ડ ટાઇપ સ્તંભ ઉપર ખસવા માટે Tab કળ નો ઉપયોગ કરો
બુકિડ દરેક પુસ્તક માટે અલગ અલગ નંબર હોવાથી નીચે આવતા યાદીમાંથી ફિલ્ડ ટાઇપ તરીકે ઇન્ટિજર પસંદ કરો
નીચે વિભાગમાં ફિલ્ડ પ્રોપર્ટીઝ બદલો
ઓટોવેલ્યુ નો થી યેસ માં બદલો
આ ફિલ્ડ હવે દરેક પુસ્તક ને અલગ રીતે ઓળખશે
બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્ડને પ્રાઇમરી કે પણ કહેવામાં આવે છે
બુકિડ ફિલ્ડમાં ડાબી તરફ પીળા કળ ચિહ્ન ની નોંધ લો
ચાલો જોઈએ આપણે ફિલ્ડ નેમ્સ માટે ફિલ્ડ ટાઇપ્સ કેવી રીતે પસંદ કરીશું
ફિલ્ડ ટાઇપ્સ ટેક્સ્ટ ઇન્ટિજર ન્યુમેરિક ડેસિમલ અથવા દાતે હોય શકે
જે ફીલ્ડોમાં સામાન્ય જાણકારી હોય તે માટે ટેક્સ્ટ વાપરો ઉદાહરણ તરીકે નામે ટાઇટલ એડ્રેસ
જે ક્ષેત્રો માત્ર નંબરો જ સમાવી શકે છે તે માટે ઇન્ટિજર ન્યુમેરિક ડેસિમલ વાપરો ઉદાહરણ તરીકે કિંમત માહિતી જેવી ફિલ્ડ માટે ન્યુમેરિક વાપરો વર્ષ માટે ઇન્ટિજર વાપરો
ચાલો હવે બાકીની ફીલ્ડો બનાવીએ
ટાઇટલ ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ ઓથોર ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ પબ્લિશ્ડ યીયર ફિલ્ડ ટાઇપ ઇન્ટિજર પબ્લિશર ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ પ્રાઇસ ફિલ્ડ ટાઇપ ન્યુમેરિક લંબાઈ 5 અને દશાંશ સ્થળોને 2 થી બદલો
ફોર્મેટ એક્ઝામ્પલ બટન ક્લિક કરો
આ ફિલ્ડ ફોર્મેટ વિન્ડો ખોલશે
કેટેગરી લિસ્ટ માંથી કરન્સી અને ફોર્મેટ લિસ્ટ માંથી આઇએનઆર પસંદ કરો
ચાલો રૂ૧૨૩૪૦૦ પસંદ કરીએ જેમાં બે દશાંશ સ્થળો છે
નોંધ લો કે બે દશાંશ સ્થળોનો સમાવેશ સાથે કુલ લંબાઈ પાંચ છે
ઓક બટન પર ક્લિક કરો
હવે આપણે બુક્સ કોષ્ટક માટે બધી કૉલમ બનાવી દીધેલ છે
ચાલો હવે કોષ્ટક સંગ્રહો
ફાઈલ મેનુ નીચે સવે ચિહ્ન પર ક્લિક કરો
ટેબલ નામે લખાણ બોક્સમાં બુક્સ લખો
નોંધ લો કે તે એ જ સ્થાને સંગ્રહવામાં આવેલ છે જ્યાં લાઈબ્રેરી ડેટાબેઝ છે કારણ કે કોષ્ટકો ડેટાબેઝનો એક ભાગ છે
અને ઓક બટન પર ક્લિક કરો
આગામી ટ્યુટોરીયલમાં આપણે બુક્સ કોષ્ટકમાં ડેટા ઉમેરીશું અને મેમ્બર્સ અને બુકસિશ્યુડ કોષ્ટકો બનાવીશું
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા લીબરઓફીસ બેઝ શું છે
બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો બેઝ સાથે તમે શું સાથે શું કરી શકો
રીલેશનલ ડેટાબેઝ બેઝિક્સ નવો ડેટાબેઝ બનાવવો નવું કોષ્ટક બનાવવું
આ શ્રેણી માં આગામી ટ્યુટોરીયલ ટેબલ્સ એન્ડ રિલેશનશીપ્સ ઉપર છે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
જોડવા બદલ આભાર